દિવાલ પર ઘાના બધા રંગ દેખાય છે બે ગનેશજીની મૂર્તિ દેખાય છે લીલા કલર નું ઝાડ દેખાય છે.

ફોટા માં માસલી માસલીની દુકાન દેખાય છે.

ઘણી બધી વેફર દેખાય છે એક વાઈટ કલર નુ અન દિવાલ દેખાય છે.

એક લાઇટ દેખાતી છે એક ટેમ્પા નો કાચ દેખાતો છે.

બે માનસ ઊભેલા ડેખાય છે અને ફુગ્ગા ડેખાય છે બે ગારોનો મંડપ દેખાય છે.

એક ભૂરા કલર નો રંગ દેખાય છે એક લાલ કલર ની કાર્પેટ દેખાય છ --

તન બારી દેખાતી છે નીચે કારા કલર ની કાર્પેટ દેખાય છે.

એક ખિલાડી ફિલ્ડ કીપિંગ કરતો છે બે ખેલાડી બે અમ્પાયર દેખાય છે.

એક મેન હાઇવે દેખાય છે મેક કાઠીયાવાડી પંજાબી ચાઈનીઝ અને ફા જુનાગઢ વાળા છે.

એક લાઇ વ્હાઇટ કલર ની દીવાલ દેખાય છે ઘણા બઢા સાઢન દેખાય છે.

એક ગારી ઉભેલી દેખાય છે વાઈટ કલર નો ફ્લેટ દેખાય છે નાના નાના ઝારવા દેખાય છે.